ડા બુ આ વાલના કારણે કર્ણક માંથી ક્ષેપકમાં પ્રવેશેલુ રુધિર કર્ણકમાં પાછું નથી આવતું. okay કેમ? આ વાલ કેમ મૂક્યા? કારણકે ક્ષેપકમાંથી કર્ણકમાં પાછું રુધિર ન આવે. okay એક વખત અહીંયા થી અહીંયા રુધિર આવી ગયું તો એ પછી અહીંયા જ જવું જોઈએ. પાછું આમાં ના જતું રહે. એટલા માટે આ વાલ મુકેલા છે. અને એ વાલ આ રીતના હશે અને અહીંયા થી incoming છે. પાછું outgoing નથી આ વખાઈ જશે. પછી આમાંથી આમાં પાછું લઈ જાય. એક વખત ઉપરથી નીચે આવી ગયું પછી આ વખાઈ જશે. પછી અહીંયા થી આ બાજુ રૂટ પકડવો પડશે. જ્યાંથી રુધિર આવી છે તો ત્યાં સુધી જવું જોઈએ ને એટલા માટે આ વાલ મુકેલા છે. clear ચલો. હવે વાત કરીએ મનુષ્યના હૃદયની દીવાલ સ્નાયુમય પેશીની બનેલી હોય છે. મનુષ્યનું હૃદય ચતુર ખંડીય હોવાથી ઓક્સિજનયુક્ત રુધિર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર mix થતું નથી. તો સ્વાભાવિક છે. કારણ કે જમણી બાજુ હંમેશા અશુદ્ધ રુધિર વહે અને ડાબી બાજુ હંમેશા શુદ્ધ રુધિર જ વહે. okay જમણી બાજુ હંમેશા અશુદ્ધ રુધિર વહે અને ડાબી બાજુ હંમેશા શુદ્ધ રુધિર વહે. અનેક બીજામાં mix નહીં થઈ જતું. એનું કારણ એ છે કે ભાઈ ચાર ખંડની અંદર સારી રીતના divide કરેલું છે. હવે આવે છે main વસ્તુ ધ્યાનથી સમજજો. તમારા mind ની અંદર question થાય કે રુધિર છે. sorry રુધિર ક્યાં હૃદય. હૃદય, એ ધબકે છે કેમ? તમારા mind ની અંદર question થતો હશે ને! એને ઉર્જા કોણ આપે છે? હૃદય છે એને ઉર્જા ક્યાંથી મળે છે? એ કેમ ધબ ધબ ધબ ધબ ધબ કરે છે? આખા શરીરમાં બીજું કોઈ અંગ તો કરતું નથી. એકલુ રદ હૃદય છે હૃદય જ કેમ ધબ ધબ કરે છે. અને આજીવન ધબધપ કરે. જ્યાંથી જન્મે ત્યાંથી ચાલુ કરે જ્યાં સુધી મરીશું નહીં ત્યાં સુધી ધબક ધબક ધબક ધબક ધબક કરશે. તેને તો ઊર્જાની જરૂર હોય ને! તો એને ઉર્જા ક્યાંથી મળશે? તો એને ઊર્જા મળશે યાદ રાખજો. અહીંયા એક કુદરતી ગાંઠ મૂકેલી છે. આપણું હૃદય છે આ હૃદયમાં આ જગ્યાએ એક કુદરતી okay આ જગ્યાએ બે બે ગાંઠ છે. આમાં આ main important છે. એસ એ નોટ. અથવા તો એસ એ ગાંઠ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એસ એ નોટ એટલે એસ એ ગાંઠ કહેવામાં આવે છે. જો હું તમને proper સ્થાન બતાવો ને તો અહીંયા છે. okay એક અહીંયા ગાંઠ છે અને એક અહીંયા ગાંઠ આવેલી છે. એમાં આજે ગાંઠ છે ને એ very important છે. જેને કહેવામાં આવે એસ એ ગાંઠ. જેને સાદી અથવા તો દેશી અથવા તો સારી ભાષામાં કહેવાય pacemaker શબ્દ સાંભળ્યો હશે. સાઉથની મુવી છે એક.

આજીવન ધબકવાનું કારણ હૃદયની સપાટી પર આવેલી એક કુદરતી ગાંઠ છે. અને એ કુદરતી ગાંઠને એસે ગાંઠ કહેવામાં આવે છે અથવા તો pacemaker કહેવામાં આવે છે. હૃદયની ધબકવાની ઉર્જા કોણ provide કરે છે? તો pacemaker કરે છે. યાદ રાખજો હૃદયને જે ધબકવા માટે જે ઉર્જા ની જરૂર પડે છે એ કોણ provide કરે છે? તો એ જે એસ એ ગાંઠ રહેલી છે. જેને pacemaker કહેવામાં આવે છે. એ provide કરે છે. okay તો આ important છે યાદ રાખજો. કોઈક વખત કોઈક વખત સમજી લો ધબકારા ઓછા થઈ ગયા. તમે doctor જોડે ગયા ધબકારા ઓછા થઈ ગયા. તો એનો મતલબ શું કે? એસે ગાંઠ છે એ બરાબર કામ કરતી નથી. મારું pacemaker બરાબર કામ કરતું નથી. tension નહીં લેવાનું. કુત્રિમ pacemaker આવે છે નખાઈ દેવાનું. તો કુત્રિમ pacemaker આવું કંઈક હોય. okay તો જો તમારી અહીંયા ને એસ એ ગાંઠ બગડી જાય તો અહીંયા તમને દેખાય છે. તો આ રીતના કુત્રિમ pacemaker આવે છે. આ કુત્રિમ pacemaker ને આ રીતના હા કે અહીંયા થી શિરા છે. એ શીરાની અંદર કાણું પાડીને. એમાંથી આ ધબકવા માટે આજે અહીંયા ગાંઠ હતી ને ત્યાં સુધીનો આ રીતના આખો વાલ લાંબો કરીને આ રીતના કુત્રિમ pacemaker આવે છે. તો કુત્રિમ pacemaker શું કરશે? તો ધબકવાની જે ક્રિયા છે એને જાળવી રાખશે. તો જો pacemaker માં ખામી સર્જાય તો કુત્રિમ pacemaker પણ આવે છે. okay એ કુત્રિમ pacemaker વિશે જો તમે એક movie છે સાઉથ નું. એ જો તમે કદાચ જોયું હોય નામ તો મને હાલ યાદ નથી. પરંતુ એની અંદર અને આની વાત કરેલી છે એક.

શરીરના ધબકારા કેટલા હોય? એક મિનિટમાં average seventy-two હોય. બોતેર હોય. average clear જો ખબર પડે કે ભાઈ આના તો પચાસ સાઈઠ થઈ ગયા છે એક મિનિટ ના. એનો મતલબ શું? કે આજે રદય છે એ હૃદય એના ધબકારા ઓછા થઈ ગયા. હૃદય ધબકવાનું ઓછું કરે તો કયો problem થાય? સમજી લો કે આખા શરીરમાં pump નું કામ કોણ કરે છે? હૃદય જ કરે છે ને! રુધિર શુદ્ધ રુધિર પહોંચાડવાનું હવે એના જે ધબકારા ઓછા થઈ ગયા. તો આપણા શરીરની અંદર શુદ્ધ રુધિર પહોંચે જ નહીં properly પહોંચે જ નહીં ને properly પહોંચે જ નહીં તો આખું body છે એ function સારી રીતના કરી જ નહીં. ઉર્જા સારી રીતના ઉત્પન્ન કરી જ ન શકે. એટલા માટે આ pacemaker મૂકવામાં આવે છે. pacemaker શું કરશે? pacemaker નું કામ એટલું જ છે.

કુત્રિમ pacemaker કહેવામાં આવે. આવું કંઈક દેખાય છે અને કુદરતી તો હોય જ બધામાં એસે નોટ અથવા એસ એ ગાંઠ કહેવામાં આવે. અને કુદરતી તો pacemaker હોય કહેવામાં બંનેને pacemaker જ કહેવામાં આવે. clear એટલે કુદરતી છે આ કુત્રિમ છે. clear okay હવે વાત કરીએ કે ભાઈ હૃદય માં રુધિરનું પરિવહન કઈ રીતના થાય છે. મેં સારી રીતના તમને આગળ સમજાવ્યું. હવે વાંચી લઈએ. જુઓ, હૃદય એક pump ની જેમ કામ કરે છે. જ્યારે મહાશિરા દ્વારા અંગોમાંથી એકત્રિત થયેલું અશુદ્ધ રુધિર શીરા દ્વારા જમણા કર્ણકમાં આવી જાય છે. ક્યાં આવી જાય છે અશુદ્ધ રુધિર? જમણા કર્ણકમાં આવી જાય છે. એ જ સમયે એ જ સમયે કુપુરુષ

કર્ણકો સંકોચાય છે. બંને કર્ણકો એકસાથે સંકોચાય. જમણા કર્ણક માંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં આવી જાય. okay અને શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાઈ જાય. શુદ્ધ રુધિર ક્યાં આવી જશે? ડાબા ક્ષેપકમાં આવી જશે. ત્યારબાદ બંને ક્ષેપકો એક સાથે સંકોચાય છે. જેથી જમણા ક્ષેપકનું અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ફેફસા તરફ જતું રહેશે. અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે? ફેફસા તરફ જતું રહેશે. અને એ જ સમયે ડાબા ક્ષેપક માનું શુદ્ધ રુધિર છે, એ ધમની દ્વારા શરીરના બધા અંગોમાં ફેફસા સિવાય યાદ રાખજો, ફેફસા સિવાય વહન પામે છે. તો આ જે શુદ્ધ રુધિર છે આ શુદ્ધ રુધિર okay અહીંયાથી બધા અંગો તરફ okay જતું રહેશે. okay અને આ શુદ્ધ રુધિર છે. એ અહીંયા થી શુદ્ધ થવા માટે ક્યા જતું રહે છે? ફેફસા તરફ જશે યાદ રાખજો. okay બધા અંગો તરફ જશે ફેફસામાં નહીં જાય. કારણ કે ફેફસાને શું જરૂર? okay ફેફસુ પોતે જ શું કરે છે? લોહીનું શુદ્ધિકરણ કરે છે. ચાલો આગળ વાત કરીએ તો ફરક છે એ સમજી લઈએ ધમની અને શિરામાં. તો ધમની માં શુદ્ધ રુધિર વહે. અને હૃદયથી હંમેશા અંગો તરફ લઈ જાય. અશુદ્ધ રુધિર જે અંગોથી હૃદય તરફ લાવે. કોણ? શિરા લાવે. ધમનીમાં ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર વહે છે. અમ exceptions એટલે કે અપવાદ માં શું આવશે? અપવાદ માં આવશે ફૂફુસ ધમનિ. શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર વહે છે હંમેશા. પરંતુ અપવાદ માં શું આવશે? ફૂફુસ શિરા.

આમ છતા ઇતિહાસ માં જે કેટલા પ્રકરણો અમુક કારણસર પ્રકાશવામા ના આવ્યા એમા નું એક લગભગ સાવ અજાણ્યુ પ્રકરણ અહી વર્ણવ્યુ છે વાસ્તવિકતા મા વાસ્તવિકતા ના મૂળે ચોવીસો કેરેટ નુ છે માટે શિષ્ય પ્રતેય શંકા ભરી નજરે જોવું નહી અમેરિકા માં મોટા ભાગ ના પ્રદેશો પર બે દશકો સુધી જેને રાજ કર્યુ એ શહેનશાહ નુ નામ કામ કાજે વ્યાપારી હતો કેહવાની જરૂર ના હોઈ કે મગજ ના અમુક સ્ક્રેવ ઢીલા હતા મિજાજે અહંકારી હતો એક વાર તેના દિમાગ મા પવન ફુકાયો એમ કે અમેરિકા ની પડતી દશા બેઠી હતી ચોમેરે ભ્રષ્ટચાર સોદાબાજ નુ રાજકરણ બેરોજગારી સામાજિક અન્યાય સહીત કલાનો અભાવ વગેરે દિવાસો ના અપ્રવૃર્ત્ત હતા તૈયાર કરેલી આ સડા વહેલી તકે ઈલાજ થવો જરુરી હતો કેલિફોર્નિયા ના સાન ફ્રાન્સિસકો શહેર ના નિવાસી જોશુઆ સેપેતેમ્બેર સત્તર અઢારસો ને ઓગણ સાહીંઠ ના દિવસે હુકુમ માં હુકમનામું બહાર પાડયું I declare and protain protain myself as emperor of this united states સાથે સાથ આહ સાથો સાથ બધા રાજ્યો ના રાજકીય પ્રતિનિધિયો ને મિટિંગ મા ભાગ લેવા સાન ફ્રાન્સિસકો મા બોલાવતું સમનું જેવું એલાન કર્યું સર્વ ઘોસના પત્ર પર સહી કરવાની હતી

સત્તાવાર ઔદૌ હતો જોશુઆ નોર્ટન એ મેક્સિકો નુ નામ એટલા માટે જોડયું કે અમેરિકા એ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસ ના મેક્સિકો નો અમુક પ્રદેશ તેની સાથે યુદ્ધ કરીને જીતી ગયો હતો હારાજે બાદે મેક્સિકો એ પોતાનો ગુમાવેલો પ્રદેશ ફરી કબ્જે લેવા ગેલીલા ગેલીલા યુદ્ધ શરુ કર્યું

બની બેઠેલો શહેનશાહ એ પોતાને અમેરિકા હસ્તક ના મેક્સિકો નો રક્ષક ગણાવ્યો શેક ચલિત નુ એણે કાપી નાખ્યું

એ લોકો એ ઓટવીજ લીધી સાન ફ્રાન્સિસકો ના દૈનિકો એ તેના અમ હુકમનામ ને સકારાત્મક રીતે ચમકાવ્યું એટલે સમાચાર અમેરિકા ના ખૂણે ખૂણામાં પ્રસર્યા કેલિફોર્નિયા ની જેમ અન્ય રાજ્ય મા પણ આમ આમજ નોર્ટન નો પ્રતિભાવે એકંદરે પુરુસ્કાત્મક રહીયો સી જાદુઈ ચડી લોકાત્મ નો અર સર કરી ગઈ હતી ઘણું કરી જોશુઆ નોર્ટન અમેરિકા ને સાફ નિયત નો લાગતો હતો ઉપરાંત તેની જોશીલી

આવું કોંગ્રેસ ને નાબૂદ કરી દેતું સાહેબાન ફરમાન જારી કર્યું નિર્ણય લેવાનો આવશયક બન્યાના જે કારણો તેણે જણાવ્યા એ એના શબ્દો મા open violation of the law are constantly occurring caused by mobs of peri periphery section અર section and undue influence of a political has the citizen has note that a protection of a person and pro property to which he is entitled અમેરિકા ની ધારા સભા એ ખોટા હુકુમ ને દાદ ન આપી જેથી બીજે વર્ષે જોશુઆ નોર્ટન એ અમેરિકા ના સૈયનોને આદેશ ફરમાવ્યો કે ઝૂટાયેલા તમામ ધારા સભ્ય ની હકાલ પટી કરી નાખો સેન્યએ પણ તેણે અર ગણકાર્યો નહિ નોર્ટન જો જોકે નાસી પાસે થઇ જાય એવો એવોજ હતો હુકુમમાં હુકુમમાં બહાર પાડવાનું તેણે ચાલુ રાખ્યું

બન્ને સંપ્રદાયિયોં એ એણે અવગણ્યું નોર્ટન ની કાર્ય સૂચિ મા અગામી પગલું ચોંકાવનારું હતું સાત વર્ષ પછી એ પણ એને ભર્યું અમેરિકા ના democratic અને republic રાજકીય પક્ષો ને નાબૂદ કરતો ફતવો કાઢ્યો બે માથી એક એ પક્ષે એને ભાવ ન આપ્યો આહ બધે થી જોશુઆ નોર્ટન ઝાકારો મળતો હોવા છતાં કેલિફોર્નિયા ના પાટનગર સાન ફ્રાન્સિસકો ના વતનીઓ તેને પોતાના શહેનશાહ અજ માનતા હતા આખું કેલિફોર્નિયા રાજ્ય આમ તો તેનુ સામ્રાજ્ય હતુ બુથેલી સાફ અનેરી લાડીયો વડે શોભતો નવકારદાર ભુરાયો યુનિફોર્મ સાથે ઉંચી hat

પિરસાવે અને મફત માજ શ્રાવકોએ જમાડીયા બાદ નોર્ટન પોતાની શાહી મોહર મોગેમ્બો ખુશ હુઆ એવા પ્રમાણ પત્ર પર મારી આપે જેના પ્રતાપે હોટેલ ની શાન વધી જતી હતી મોહર લગ્યા બાદ વચાતુ લખાણ by appointment to his emperor majesty emperor norton i owe to the united states સાથે પોતાની તાજપોશી કરી રૂકેલા શહેનશાહ ને નાટ્યગૃહમાં સંગીત સમારોહ મા મોટા યોજના કાર્યક્રમો મા પધારવાના આમંત્રણો પણ મળે મળતા હતા ઘણી વાર તે કાયદા સાથે ઘર્ષણ મા આવતો પણ બચી નીકળતો હતો ઓગણીસો સડસઠ મા પોલીસે એ તેને કાનૂન ભંગ બદલ હડકાયત મા લીધો અદાલત અ અદાલદ ની સમક્ષ હાજર કર્યો અદાલત એ તેને ભાગલા ખાનો પાગલકાના મા મોકલવાની મોકલી દીધો ચુકાદા ના વિરોધ મા સમગ્ર કેલિફોર્નિયા અને વધુ કરીને સાન ફ્રાન્સિસકો મા એટલી બુમા બૂમ બુમરાણ મચી કે તેને છોડી દીધા વગર આરો ના રહીયો આમ છતાં મામલો ત્યારેજ શાંત પડ્યો કે જયારે પોલીસે એ વિભાગ નોર્ટન ધન ની ધરપકડ કાર્ય બાદ અજ ક્ષમા માંગી નોર્ટન પોતાના શાહી અધિકાર હેઠે પોલીસે મેન ન ને ન ભૂલતા કે આવું બધું અમેરિકા મા બની રહ્યું હતુ જેણે સ્થાવર રીતે ત્યારની લોકાંતકં લોકંટ્રીક રાજ્ય વ્યવસ્થા અપનાઈ લીધી હતી અચરજોની વણઝાર ચાલુ હતી અઢારસો સીતેર ના દસ્તા મા તેનું શાહી નાણાકીય ચલણ દાખલ કર્યું

કોઈ પણ ચલણી નોટો ની પબ્લિક મા સ્વીકાર્યતા એવી વિશ્વનીયતા પણ ઓલંબે એના માટે પૂર્વ શરત એ છે કે નાના ને એટલા ચ મૂલ્ય ના gold reverse નુ પીઠબળ હોવુ જોઈએ શહેનશાહ ખાલી ગજવામાં ગજવાનો મલિક હતો હવે છેલ્લું અચરજ જાણી લો અમેરિકા ની સરકાર એ ઓગણીસો સીતેર મા જે વસ્તી ગણતરી કરી તેનાજ જોશુઆ નોર્ટન ના નામ સામે એના વ્યવસાય તરીકે નોંધવામાં આવ્યું emperor શહેનશાહ નો રાજ બીજો એક દશકો ચાલ્યો આમ તો નાટક કે નાટ્યાત્મક રીતે અને સાવ ઓચિંતો જ આવ્યો જાન્યુઆરી અઢારસો એહસી મા એ સાન ફ્રાન્સિસકો મા footpath પર રાત્રે કપાળ જોતો હતો એકા એક ભાન ગુમાવ્યું ફસડાયો અને થોડી વાર માં મ્ર્ત્યુ મ્ર્ત્યુ પામ્યો કેલિફોર્નિયા ના ફ્રાન્સિસકો કોનિકલ એ એનો વાચકો ને આઘાત જનક સમાચાર આપતા લખ્યું in the darkness of a moonless night under the dripping rain norton i by the અર grace of god emperor of the united states and a protector of the mexico imparted his life કેલિફોર્નિયા ના ઓલોન કબ્રસ્તાન મા મૃતદેહ દફનાવ્મા આવ્યુ કબર પર ના પથ્થર કબર પર ના પથ્થર પર લખાણ કોતરેલું હતું I emperor of the united start states and protector of mexico આ પથ્થર અજ એના આવા સદા ના અકલ્પનિય શબ્દો ને લીધે કાયમી પર્યટકો માટે જોવા લાયક સ્થળ રેવાનો આમ તો જોશુઆ નોર્ટન વિશે એવું સુ હતું કે કાલ્પનિક હતુ